હરણ અને જેવા પ્રાણીઓ દેખવામાં આવે છે આ આ ચિત્ર સુબ ખૂબ જ સુંદર છે.

આ ચિત્રની અંદર એક કોલેજ નું ચિત્ર છે તેની અંદર--

બધા ત્રણ માળની બિલ્ડિંગ આવેલી છે અને તેનુ બારનો ગેટ સૌ મોટો છે અને આ ચિત્રની અંદર--

આ ચિત્ર અમે જોઇ શકીએ છે તેની અંદર એક બજાર છે તેમા ઘણા બધા--

સ્વગરન કરેલ છે અને તેને આજુબાજુના જમવાનું સુવિધા આવેલ છે આ ચિત્રની અંદર ઘણા લોકો પોતપોતાનું કાર્ય કરે છે અને આ ચિત્ર ખુબ સુંદર અને સ્વચ્છ છે.

બાજુ એક મોટો ગેટ છે અને તેની બાજુની અંદર--

આ ચિત્ર એક કેફે નું છે તેની અંદર બે ત્રણ ટેબલો બે ત્રણ કપ --

કબાટ અને આ ચિત્ર ખૂબ અને સુંદર છે આ ચિત્ર હેન્ડમેડ કરેલુ છે.

આ ચિત્રમાં આપડે જોઈ શકીએ છે કે એક મોટો ડેમ આવેલ છે તેની અંદર--

થાંભલાઓ અને એન્જોય કરવામાં આવે છે આ ચિત્રની અંદર લોકો અલગ-અલગ કપડા પહેરેલા હોય છે.

એ ખુબ જ મસ્ત અને ખુબ જ સારું ચિત્ર છે આ ચિત્રની અંદર બે કબાટ અને લાઈટ --

અને એક વોશબેસિન આવેલી છે અને આ ચિત્ર ખૂબજ સુંદર અને સ્વચ્છ દેખાવામાં આવે--

બધો કરવામાં આવે છે અને આજુ બાજુની અંદર ગ્રીનરી છે અને ઘણા બધા ઝાડ આવેલા છે અમુક લોકો તેને જોવા માટે આવે છે.